સરસ મજાની ખુરશીઓ પડી છે જેમાં આરામદાયક થી આપડે બેસી શકીએ છે.

આ ચિત્ર જોઈને લાગે છે કે આ કોઇક કપડાનો મોટો મૉલ યા શોરૂમ લાગેલો છે ત્યાં અમુક વખત તો એવુ લાગે છે કે જેમકે કોઈ પટ્ટીઓ બાંધેલી છે દોરી લબડાયેલી છે.

સરસ મજાનું ચિત્ર છે જેમાં રંગબીરંગી કલર ના પટ્ટા છે રેસ અ દોરા લગાયેલા છે બાજુમાં લાગે છે કે સરસ મજાના કોઈ કવર પેકિંગ કરેલું છે.

એમા ત્રણ-ચાર ફિમેલો દેખાય રહી છે જે લાગે છે પોસ્ટ ઓફિસ મા કસા કામસર આયેલા છે એ ગાડી લોકો પોસ્ટ ઓફિસ મા જઈને પોતાનુ એકાઉન્ટ ખોલાવતા હોય છે.

નાની નાની એવી બચતો કરતા હોય છે સરસ મજાનો આસમાની કલર નું એક બોર્ડ દેખાય છે.

ઘણી માછલીઓ લાગે છે કે ઘણી બધી સમુંદરમાંથી બહાર કાઢીને આ લોકો ટોપલામાં મુકવા જઈ રહ્યા છે.

જેમાં ટોમેટો કેચપ ભરેલી એક બોટલ દેખાય રહી છે સરસ મજાના બે એ_સી લાગે છે સરસ મજાની ટાઇલ્સ પર સરસ મજાની ડિઝાઇન કરેલી છે.

આ ચિત્ર જોઈને લાગે છે કે આ કોઈ સરસ મજાનું મેદાન તૈયાર થઈ રહ્યુ છે.

જે પોતાનુ ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવીને પોતાનુ ગુજરાન ચલાવે છે.

એ સરસ મજાનો અ ડ્રેસ પેરેલો છે એને અને રીક્ષા નો કલર પણ સરસ છે પીળો લીલો અને લાલ કોમ્બિનેશન સારું લાગી રહ્યું છે.

આ એક લાગી રહ્યું છે કે કોઈ રિલાયન્સ ફ્રેશ જેવી દુકાન છે.

વેજિટેરિયન છે શાકભાજી છે ફળ ફરાળી આવુ બધુ વસ્તુ મડ--